આ વખતની IPL બે હજાર ત્રેવીસની જોઈ? બીજું નથી

હા તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ?

ધોની આપણો મોસ્ટ ફેવરિટ પ્લેયર છે માત્ર CSK મને CSK એટલે ચેન્નઈ સુપર કિંગ ગમવાનું માત્ર એક જ કારણ ધોની મહેન્દ્રસિંઘ ધોની એનું રીઝન છે સાહેબ કે ધોની જે પ્લેયર છે ને,

અંડર ધોનીની કેપ્ટનશીપની અંડર ચેન્નઈ સુપર કિંગ પાંચમી વખત ટ્રોફી જીતવા જઈ રહ્યું છે, એટલે આમ કહી શકાય કે ધોની મારો ફેવરિટ પ્લેયર છે એનાં માટે IPL માં રસ હોવાનું કારણ મારૂ એક જ માત્ર CSK

તમારી વાત જો કે બરાબર છે હવે કે ધોની આજ કાલ બધામાં ઇમોશન છે બરાબર, એ પ્લેયર એટલે એવો છે કે એ રમે કે ના રમે પણ એની વાહ વાહ થાય. એની એની એક જલક જોવા માટે અમે આમ તત્પર છીએ એમ, હા એવી વાત છે કે CSK માં બધાં અનુભવી પ્લેયર છે, માન કે જો એમાં CSK ઘણી એવી ટીમ જેમાં સારા સારા પ્લેયર છે.

એ ધોનીના કારણે ફેમસ છે હા એમાય વિરાટ કોહલી ફેમસ છે એનું કારણ છે વિરાટ કોહલી બહુ બેટિંગ સારી કરે છે પણ એની લાઇફમાં બહુ લુઝર છે

એ વાત ઉપર હું તમને એક પ્રશ્ન કરવા માંગુ છું કે કે છોતેરની સેન્ચુરી મારી,

ત્યારે સચિનની તો વાત જ ના થાય બરાબર સચિન એટલે એક અલગ છે આખું, અલગ એટલે એ એકલો યુનિવર્સ બોય, એમ કહી દઈએ તોય ચાલે એમ ગોડ ઓફ ક્રિકેટ આ વાતમાં તમારે ટીકા કરવી કે યુનિવર્સમાં માત્ર એક જ છે રોહિત શર્મા ક્રિસ ગેલ ઓ હા એ વાત બરાબર જો કે એ માત્ર એક જ વ્યક્તિને મળવામાં આવ્યું કે એને ગોડ તરીકે ઓળખાવી શકો

અમુક અમુક આમાં જે ક્રિકેટના પ્લેયર હોય છે, તેને અમુક અમુક ટાઇટલ આપવામાં આવે છે જેમ કે ક્રિકેટના ભગવાન તરીકે આપણે કોને ઓળખીએ? સચિન તેંડુલકરને

પછી રોહિત શર્મા ને આપણે હિટ મેન તરીકે ઓળખીએ છીએ, કેમકે એમનો હાઈએસ્ટ સ્કોર છે બસ્સો ચોસઠ, ઓડી પ્લેયર માં હાઈએસ્ટ જેમનો ટાઇટલ એનાં નામે છે, બરાબર, હમ વિરાટ કોહલીને આપણે કિંગ તરીકે ઓળખીએ છીએ કેમકે એની

રન મશીન, હા એ વાત પણ તમારી સાચી રન મશીન પણ કહી શકાય. ધોનીને ટાઇટલ આપવામાં આવ્યું છે, કેપ્ટન કૂલ ગમે એ પરિસ્થિતી હોય હાર હોય કે જીત હોય તે હંમેશા ટાઢો રહે, કૂલ જ મગજ હોય એમ, એ વાત પણ છે ને જોકે હજી કેટલા સારા સારા પ્લેયર છે. વાત લઈ લો તો એમને મુલતાન કા સુલ્તાન કહેવામાં આવે છે, મુલતાન ની અંદર જેને ત્રિપલ ત્રિપલ સેન્ચુરી મારતો હોય છે જે વ્યક્તિ એની વાત ના થાય.

તને એમ હોય કે આ ઓસ્ટ્રેલીયાની ટીમ છે કેવી ખતરનાક છે, ન્યૂઝીલેન્ડછે એના પ્લેયર કેવાં ખતરનાક છે! જૂની ટીમો બધી સારી હતી અત્યારે ટી ટવેન્ટી વર્લ્ડ કપ જોકે જોવાની મજા આવે છે.

ફર્સ્ટ નંબરની ટીમ છે વર્લ્ડ ની અંદર CSK ચેન્નઈ સુપર કિંગ હવે તમે વિચાર કરો ફૂટબોલનું એટલું મોટું નેટવર્ક છે છતાં પોર્ટુગલના જે રોનાલ્ડો છે ને રોનાલ્ડો એની ટીમ બીજા નંબરે છે અને ત્રીજા નંબરે છે ને RCB પોપ્યુલર એમ CSK પહેલા પોપ્યુલર CSK પહેલાના હા પોર્ટુગલ તો જો કે એ તો,

CSK પહેલા નંબરે છે, આમાં તમે કહો જો આ વખતે ગુજરાત નથી જીત્યું માણસોનો બહુ દિલ દુભાયુ છે બરાબર, ગુજરાત એ એક આપણાં માટે શાનની વાત છે કેમકે આપણાં ગુજરાતનું ટીમ એટલું બધું સારું પર્ફોર્મન્સ આપતી હોય ગયા વર્ષે, અને ડીફેંડિંગ ટીમ કહેવામાં આવે છે આ ગુજરાતને બરાબર, ઉહ આની પહેલા ગુજરાત લાઇન્સ તરીકે જે ટીમ આવી હતી તેને પણ ફાઇનલ રમેલી છે, ગુજરાતના પહેલ પોતાનું સો એ સો ટકા યોગદાન આપે છે છતાં, એક વસ્તુ તમે યાદ રાખજો ઉમર કરતાં અનુભવ મહાન છે બરાબર,

ઉમર કરતાં, યંગેસ્ટ પ્લેયર છે બધા પ્લેયર્સ, બધા પ્લેયર્સ યંગેસ્ટ છે તેની પાસે અનુભવ નથી. બરાબર CSK પાસે અનુભવ છે ઉમર તો ઠીક હાલો એમની વધી ગઈ છે, પણ એક્સપિરિયન્સ વધારે હોય ને એ હિસાબે રેટિંગ જીતે CSK નું મોટામાં મોટું ઉદાહરણ આપણે કહી શકાય.

મારા મતે IPL ની અંદર જો સારા માં સારો બોલર હોય ને, હજી સુધીમાં મારો અમ રવિચંદ્રન અશ્વિન આપણો ફેવરિટ પ્લેયર છે બોલિંગની અંદર, એ તો એની સ્પીનિંગ એટલે વાત કહો કે હવે તમને ફાસ્ટ બોલિંગ કીધું હોય તો સીમ બોલર કયો છે કયો આવે? ઈન્ડિયા નો સારામાં સારો બોલર, ફાસ્ટ બોલરની અંદર એક જ છે ને સાહેબ જસપ્રિત બૂમરાહ ના કહી શકાય

એ ડબલ હેટ્રીક વાળો માણસ છે સાહેબ,

બરાબર, રાણા સાહેબ પછી રાણા

પછી રાણા એટલે એને જોવા જોઈએ હવે કાલે બરાબર છે આ મેચમાં જો કે બહુ મજા આવી છેલ્લે સીધો વરસાદ આવ્યો હતો કુદરત એમની સાથે હતી CSK ની

એ, જે ધોની પ્લેયર છે ને એ જેટલો એટલો એનું મોટું ઉદાહરણ તરીકે તમે જોઈ લો, તો બરાબર છે, રોહિત શર્મા જોઈ લો, પછી પિયુષ ચાવડા છે એની ઈમ્પ્રેશન થી લોકો, ઈમ્પ્રેશન એટલી બધી ધોનીએ પાડેલી છે ને એટલે એ પ્લેયર પાછા રિટર્ન થયા છે કેરિયર બનાવી નાખે છે. અને તમે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરો, તો ભારત એવો એક એવો એક માત્ર એવો દેશ છે કે એ બધી ટ્રોફી જીત્યા રાખે એમ. કોઈ ભી ટ્રોફી તમે લઈ લો ધોની કેપ્ટનશિપ ની અંદર વર્લ્ડ કપ આવેલો છે, એશિયા વર્લ્ડ કપ આવેલો છે, ટી ટવેન્ટી વર્લ્ડ કપ આવેલો છે, ઓડી વર્લ્ડ કપ આવેલો છે.

ઓગણીસોને તિયાસીમાં જ્યારે આપણો ફર્સ્ટ વર્લ્ડ કપ થયો ને કપિલ દેવ ની કૅપ્ટનશિપની અંદર હા, એ કપિલ દેવ જો કે અમારી કોલેજમાં આવ્યો હતો, બરાબર, એને બહુ મોટું લેકચર આપ્યું હતું. બરાબર એ એક અલગ જ ખેલાડી છે એની બેટિંગ બોલિંગ અને એને બધી વસ્તુ કરી લીધી એ વખતે એ કિંગ સર તમને વાત તમારી જાણકારી માટે કહી દઉં કે જે આપણે કપિલ દેવ હતા ને ઓલ રાઉન્ડર હતાં

એટલે ધોની છે ને ધોની એ માત્ર ને માત્ર બેટ્સ મેન છે.

એમાં, વિકેટ કીપરની તમે વાત કરો તો એને આપણે ભગવાનનો દરજ્જો આપીએ સાહેબ, ઝીરો પોઈન્ટ ઝીરો નવ સેકન્ડની અંદર જો માણસ સ્ટમ્પિંગ કરી નાખતો હોય તો, તમે કાલની ફાઇનલની વાત જોઇ લો ને સાહેબ,

તમને કોઈ પૂછે ને કે ભાઈ ધોની કોણ હતો? તો તમે એને કેજો કે ભાઈ ધોની એક એવો પ્લેયર એવો હતો, સ્ટમ્પની પાછળ ઊભો ઊભો મેચ બદલી નાખતો હતો. તો, એટલે ધોનીની છે ને વાત ના થાય. જોકે એ વાત પણ બરાબર છે, ધોની એટલે અલગ જ છે બરાબર, પણ એવું નથી કે અનુભવ છે પણ હવે બિચારો રિટાયર્ડ થઈ ગયો એની જેવુ બીજું તો નહીં આવે પણ કોક તો આવશે. કે જે,

બરાબર, લખીને દઈએ કે કોઈ નહીં આવે હું લખી ને દઈ દઉં કે કોક તો આવશે.

એમાં એમાં સાહેબ શંકા જ નહીં, શંકાવાળી વાત જ નથી પણ હું એમ કહેતો કે બીજું, મારી મારી, મારી વાત સાંભળો ધોની એ ડેબ્યુ ક્યારે કર્યું તમને ખ્યાલ છે કઈ ધોનીએ ઇન્ટરનેશનલ ડેબ્યુ ક્યારે કર્યું? સર તમારી જાણકારી માટે કહી દઉં મારો જનમ, મારે શું કહેવાય મારી જનમની સાલ છે બે હજાર ત્રણ ધોનીની ફર્સ્ટ મેચ ભારત વરસિસ પાકિસ્તાન બરાબર એની અંદર એને ડેબ્યુ કર્યું હતું. અને પહેલી જ ઓવરમાં ભાઈની વિકેટ પડી ગઈ હતી. હા એતો મને યાદ છે પછી બીજી મેચમાં બહુ સારું કર્યું હતું બીજી

મને ખાસ યાદ છે મે એની જૂની મેચો બધી જોયેલી છે, છપ્પન બોલની અંદર નેવું રન માર્યા હતા એમણે, એની અંદર છે ને સોળ ચોક્કા અને આઠ સિક્સ હતી. પણ એવું નથી લાગતું કે હવે ધોની બેટિંગ સારી નથી કરતું એનાં ઓછું થઈ ગયું.

એ વાત પણ છે પણ એમાં ઘણી વસ્તુ એવી છે કે ને હું તને કહું ને તો એમ લાગે આપણે જેમકે ઘણાય દીપક ચરનો ભાઈ છે, બધા એકબીજાના ભાઈઓ અને એ બધા શીખવાડતા હોય આપણે સચિન અંકલનો છોકરો છે એ પણ બોલિંગ કરે છે એને પણ સિક્સ મારી હતી. એક મેચમાં એને નામ કરી નાખ્યું એની જોકે બોલિંગ સારી છે પણ એને આગળ આવવું છે બધાને એવું લાગે સચિનનો છોકરો છે લાગવગ થી આવ્યો હોય, પણ એવું કઈ નથી છે

મુંબઈ ઇન્ડિયનસની ટીમમાં લેવાનું માત્ર ને માત્ર એક કારણ સચિન તેંડુલકર બરાબર એની

એટલે કે એની પરંતુ સાહેબ એમાં એવું છે કે પ્લેયર બીજા ઘણાય છે, યુઝવેન્દ્ર ચહલ લઈ લો, બેસ્ટ સ્પિનર કહેવામા આવે છે, અત્યારે આજનો ઇન્ડિયાનો બેસ્ટ સ્પિનર છે રવિચંદ્રન અશ્વિન પછી બરાબર મારૂ તમને શું કહેવું છે સાહેબ ઓલ રાઉન્ડર તમારા માટે સારામાં સારો કયો? હેલ્લો

એનું કારણ પણ એવું છે વિરાટ કોહલી એ અલગ છે, બધી વસ્તુનું બધુ અલગ અલગ હોય, ધોનીના તો બધા ફેન હોય જ છે ગમે તે ના હોય, ધોની એટલે ધોની એક અલગ વસ્તુ છે, એક ટાઇમ એવો હતો કે જ્યારે સચિનના બધા બહુ ફેન હતા. એક ટાઇમ એવો હતો.

બહુ બહુ એક ટાઇમે સચિન તેંડુલકર બે હજાર દસની અંદર જ્યારે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ ની અંડર

બે હજાર ચૌદની અંદર જ્યારે એને રિટાયર્ટમેન્ટ લીધીને IPL ના શરૂઆતમાં જ ગ્રાઉન્ડની નેવું હજાર માણસો બેઠું હતું, નેવું હજાર માણસોની આંખમાં આસુડાં હતા.

એટલે જ ને સચિન તેંડુલકર ભલે આપણે અત્યારે એમ નહીં અત્યારના બધા માણસો એની મેચ જૂની જોવા બેઠેને તો બધાને એમ થાય કે લ્યો આ સો રનમાં તો, એકસો એકસો વીસ બોલમાં તો સો રન કરે છે એ શું કહેવાય? આ બધા અત્યારના જુઓ બધા નવાણિયા ચાલીસ પચાસ બોલમાં સો રન મારી દે બરાબર, એની સાથે કંપેરીશન કરે પણ એ વખતે એટલુ તો બહુ કહેવાતું, કેમકે હવે ક્રિકેટ એક આખું અલગ લેવલે પહોચી ગયું, અલગ લેવલે જ એમ, કેવા કેવા કેસ થાય, કેવી કેવી ફિલ્ડિંગ થાય છે, વાત એમ પૂછવાની જ નહીં, કેવી સ્ટંપિંગ થાય, કેવી બેટિંગ થાય, કેવા કેવા છક્કા મારે છે બધા, કેવા કેવા શોર્ટ્સ મારે છે, કેટલાય તો નવા નિયમ આવ્યા છે, આપણે જે સર પહેલા બોલર હતા બધાય અત્યારના બોલર અને પહેલાના બોલરની વચ્ચે તમને કાઈ ડિફરન્સ દેખાય? હા બહુ એટલે આમ ઘણાય દેખાય છે ડિફરન્સ તો,

હવે, અમ આ પ્લેયર શું છે એમનું નામ? ફાસ્ટ બોલર હતા આપણે પાકિસ્તાનનાં,

અત્યારનો નહીં, ઓલો બહુ હિટ બહુ ફાસ્ટ બોલિંગ કરતો હતો, એકસો ચોપન કે પચાસની સ્પીડે નાખતો એ વખતે, ઘણા માણસોને તો સાહેબ, એકસો ને ચોસઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે એમને દડો નાખેલો છે. એ ટાઈમના જો પ્લેયર અત્યારે રમતા હોય ને સાહેબ, તો મને નથી લાગતું કે આ શુભમન ગિલ છે કે બીજા બધાય છે પ્લેયર રમી શકે એમ! હા એ ટાઇમમાં એટલું બધુ ડેફીનેશન માટે, જુઓ અત્યારના સર જરાક ઈન્જરી થાય એટલે મેડિકલ કીટ અને બધુ સાથે હોય છે, બરાબર અત્યારનું તમને મેચ રમતા ડોક્ટરની ટીમ સાથે હોય છે બધી,

પહેલાના ટાઇમમાં એમ્બુલન્સ અને તેની સુવિધા નથી, જો પ્લેયરને ઈન્જરી થાય તો કઈ નહીં એવું કઈ હતું નહીં,

એ ટાઇમમાં આવું સારું પર્ફોર્મન્સ કરી નાખતા હોય તો તમે વિચાર કરી લો કે એ કયા લેવલ ના વ્યક્તિ હોય, ક્યાં લેવાલના પ્લેયર હશે એમ એ વાત પણ બરાબર, રમતગમતની આપણને જીવનમાં મહત્વપૂર્ણ ભાગ છે. તે આપણને શારીરિક અને માનસિક વિકાસનો સ્ત્રોત છે. તે આપણને શરીરના રક્ત પરિવહનમાં મદદ સ્વરૂપ થાય છે. તો બીજી તરફ આપણના મગજના વિકાસમાં પણ ફાયદાકારક છે. રમતગમતને કસરતનો શ્રેષ્ઠ સ્વરૂપ માનવા આપે છે.

માનસિક વિકાસ આપણના શાળાના દિવસોજ થીજ શરુ થાય છે. પરંતુ સારી શારીરિક વિકાસ માટે કસરત જરૂરી છે. જે આપણને રમત ગમત દ્વારા મળે છે. રમત ગમતના ઘણા પ્રકારો છે તે મુખ્ય ત્વ indoor અને outdoor એમ બે category વહેંચાયેલા છે indoor games જેવી કે પત્તા રમવા, લુડો, કેરમ, સાપસીડી વગેરે મનોરંજનથી સાથે બોધિક વિકાસમાં મદદ રૂપ થાય છે. જ્યારે outdoor games જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, ટેનીસ, વોલીબોલ, વગેરે શરીરને સ્વસ્થ રાખવા ફાયદાકારક છે. આ બે વર્ગો વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે outdoor games માટે મોટું મેદાન જરૂરી છે. આ રમત આપણના શરીરને fitness અને આરોગ્ય જણાવ માં મદદ સ્વરૂપ થાય છે. જ્યારે indoor games માટે આટલા મોટા મેદાન ની જરૂરત નથી. આ ઘર આંગણમાં પણ રમી શકાય. આ રમતોમાં દરેક પેઢીના લોકો પછી ભલે તે બાળક હોય યુવાનો નું હું હોય અને પછી તે મધ્ય ની પીઢિ હોય બધાને પોતપોતાને રસ હોય છે, outdoor રમતો આપણા શારીરિક વિકાસમાં

આજની વ્યસ્ત દુનિયાદારીમાં રમતગમતજ એકમાત્ર સાધન છે. જે મનોરંજનની સાથે આપણા વિકાસમાં મદદ સ્વરૂપ થાય છે. તે આપણના શરીરને સ્વસ્થ અને fit રાખે છે. આના કારણે આપણે આંખોની રોશની વધે છે. હાડકા મજબૂત થાય છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. આપણ ના પાચન તંત્ર સંપૂર્ણ રીતે કાર્ય કરે છે. રમતગમત એક એવી કસરત છે જેના દ્વાર આપણા મગજનું સ્તર વિકાસ પામે છે.

નુમા બને છે. રમવાથી આપણું શરીર સુંદર અને આકર્ષક બને છે. તે આળસ કરવાથી ઉર્જા પ્રદાન કરે છે. આથી તે આપણને રોગોથી મુક્ત આપે છે. આપણને એમ પણ કહી શકીએ કે માણસમાં વ્યક્તિ ત માં વિકાસમાં રમત ગમત મહત્વ નો ભાગ ભજવે છે. તેના કારણે જ માણસ આત્મનિર્ભ બને છે.

પ્રાચીન કાળથી રમતગમતને જીવન જીવવાનો આધાર બનાવવામાં આવે છે. જેના કારણે આપણા શરીરનો વિકાસ થાય છે. સાથે જ તે આપણે જીવન પણ સફળ બનાવે છે. ભારતમાં થકાર

આ દિશામાં નામ ના મેળવી છે. પી ટી ઉષા, મેરી કોમ, સાયના નેહવાલ અને સાનિયા જેવી મહિલા ખેલાડીઓ રમતગમતની વિવિધ શ્રેણીઓમાં

મીરજા એ દેશનું ગૌરવ વધાર્યું છે. ખેલોને ભારતીય સંસ્કૃતિ અને એકતાનું પ્રતિક પણ કહેવામાં આવે છે. આમાં કોઈ જાતિ ભાષા અને ધર્મનો વિરોધ નથી. પરંતુ કોઈ પણ ધર્મનો વ્યક્તિ તેને રમી શકે છે. આમ રમત ગમત આપણાના માર્ગના પ્રગતિ અને સુનિશ્ચિત કરી એક સફળ જીવન બનાવવામાં મદદ સ્વરૂપ થાય છે. રમતગમતની વાત કહીએ તો આપણના દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા હાંસલ કરે છે. પછી તે કોઈ પણ ક્ષેત્રના હોય કુસ્તી, બોક્સિંગ, બેડમિન્ટન, શૂટિંગ તમામ વિભાગોમાં પોતાના કૌશલ્યથી ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સુશીલ કુમાર વર્લ્ડ wrestling championship માં સુવર્ણચંદ્ર ચંદ્રક મેળવનાર પ્રથમ કુસ્તીબાજ છે. મહિલા બોક્સર મેરી કોમ પ્રખ્યાત બોક્સર છે.

વર્ષ બે હજાર બાર માં ભારતે four bronze અને two silver જેવા six medal મેળવીને ભારતને ગૌરવ આપ્યું હતું. અન્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર રમવામાં આવતી રમતો જેવી કે commonwealth games તથા ACI રમત માં પણ ભારતીય ખેલાડીઓએ ભારતનું નામ વિશ્વ સ્તર પર રોશન કર્યું છે. આજ આપણા જીવનમાં રમત-ગમત નું ખૂબ જ મહત્વ છે. ઘણા લોકો રમત ગમતને જ પોતાની કારકિર્દી માને છે અને એમ career બનાવવા ખૂબ જ મહેનત કરે છે. આ જ ક્રિકેટ એક રમત હોવા છતાં લાખો લોકો ક્રિકેટ ને પોતાનું career બનાવવા માંગે છે. તમે પણ કોઈ રમતગમતમાં પોતાનું career ર બનાવવા ઈચ્છો છો તો આજથી જ પ્રયત્નો ચાલુ કરી દો.

જીવનને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આપણના શરીરનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે આપણના શરીરને સંપૂર્ણ વિકાસ માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે. રમત ગમતમાં ભાગ લેવાથી આપણના શરીરને સારી કસરત મળે છે. બાળકોને અને યુવાઓને માનસિક અને શારીરિક વિકાસ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક વાલીઓ રમતગમતને માત્ર મનોરંજન નું સાધન બનાવીને રમતગમતમાં બાળકોને રસ લેવાનો વિરોધ કરે છે. પરંતુ રમતગમત એક એવું માધ્યમ છે જે આપણના શારીરિક અવયવોની સાથે માનસિક વિકાસમાં પણ મદદ કરે છે. આનાથી આપણા મનની સંતુલિત વિકાસ થાય છે. તેથી આપણને કહી શકીએ રમત ગમત આપણના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આ વ્યક્તિ અને આત્મવિશ્વાસ અને પ્રગતિશીલ બનાવે છે. આવનારી પેઢી પણ ફક્ત પુસ્તક સિવાય રમત ગમત મા પણ રુચિ વધારે અને બધી પ્રવૃતિ ઉપલબ્ધ કરાવે છે. રમત ગમત માટે આગ્રહ

રમત અને sports શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયો સ્વભાવમાં કૌશલ વિકાસ માં મદદ કરે છે. સમાન રીતે બે કે વધુ સમૂહ એકબીજા સાથે મનોરંજન કે ઇનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિ સ્પર્ધા કરે છે. મહિલાઓ અને પુરુષો બંને માટે રમત ગતી વિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કારણ કે આ એક

પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રમત મનુષ્યના કારણે કાર્ય કરવાની રીરીતમાં ગતિ અને સક્રિયતા લાવે છે

વ્યવસ્થિત વિકાસ માટે રમત ગતિવિધિઓ માં સામેલ થઈ શકે છે આ યુવક અને યુવતી બંને માટે સારું છે. શરીર નિર્માણ કરવા માટે ખૂબ સારું છે. આ લોકોને માનસિક રૂપે સતત સારી વૃદ્ધિ સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુસાસિત સ્વથ્ય શક્રિય સમય નિષ્ઠ બની શકે છે. અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈપણ મુશ્કેલ સ્થિતિઓને સામનો કરી શકે છે. રમતમાં નિયમિત રૂપથી સામેલ થવું સહેલાઈથી ચિંતા તણાવ અને ગભરાહટ માંથી બહાર નીકળવામાં મદદ કરે છે. આ શરીરના અંગોના શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવે છે. અને આ રીતે આખા શરીરના કાર્યને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે છે. આ શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ. અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ ચપટી નઠારી એકાંત સાથે સક્રિય રહે છે. આ શરીર અને મનની શક્તિ

તેથી તેમાં રુચિ રાખનાર યુવાનાઓને ચિંતા કરવાની જરૂર નથી. અને તેમને ફક્ત સંપૂર્ણ લગ્ન સાથે પોતાની આ રુચિ ને નિયમિત રાખવાની છે. આ team ના સહયોગ અને team ના નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને team માં કાર્ય કરવાનું શીખવાડે છે. રમત પ્રત્યે વધુ ખેંચાવો એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંને સ્વસ્થ અને નાણાકીય રૂપ થી વધુ મજબૂત બનાવે છે. તેથી રમતને માતા-પિતા, શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવા જોઈએ. રમતગમત એક એવી પ્રવૃત્તિ છે કે કોઈપણ કરી શકે. કોઈ પણ ઉંમરે અને જીવનના કોઈ પણ તબક્કે વચ્ચે બાળકો અને વડીલો બધા લોકો સમાન રીતે રમતનો ભાગ લઈ શકે છે. ઘણા લોકો શાળાઓ માં રમતગમતને માત્ર સહ અભ્યાસિક અથવા વધારીની પ્રવૃત્તિ તરીકે જુએ છે. જો કે વાસ્તવમાં રમત ગમત વ્યક્તિના જીવનમાં શિક્ષણ જેટલી મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. રમત ગમત લોકોના આયુષ્ય ને પણ અસર કરે છે. સરેરાશ માનવ વ્યક્તિના જીવનમાં સંભવિત વર્ષમાં વધારો કરે છે. આપણે બધા આપણના જીવનમાં કોઈને કોઈ રીતે રમત ગમત સાથે સંકળાયેલા છીએ. શાળાઓમાં અને બાળકો તરીકે અને વિવિધ સ્વરૂપમાં રમતગમતના સંપર્કમાં

ઘણા લોકો વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ઘણી outdoor રમતો છે. જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ, હોકી, વોલીબોલ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ board games ટેબલ ટેનિસ, ચેસ વગેરે જેવી indoor રમતો પણ લોકપ્રિય છે. વિશાળ વિવિધમાંથી પસંદ કરી શકો છો.